આ ચિત્રમાં પાછળ એક બ્લુ કલર નું--

આ ચિત્રમાં ટીશર્ટો ઉપર ઘણી બધી એમબીએન્સ લાઈટ પડેલી દેખાય છે.

આ ચિત્ર જલારામ બાપાના મંદિરનું છે.

આ ચિત્રમાં બે કાળા કલર ના પિલર છે.

આ ચિત્રમાં મંદિરની ફરતે સ્ટીલ ની રેલિંગ લાગેલી દેખાય છે આ ચિત્રમાં મંદિર ઉપર--

આ ચિત્રમાં ઘણા બધા માણસો ઊભેલા અને બેઠેલા દેખાય છે.

આ ચિત્રમાં પાછડ ઇસુ ખ્રિસ્તની મૂર્તિ દેખાય છે.

આ ચિત્રમાં બે પતંગો પર નિસર્ગ કમ્યુનિટી સાયન્સ સેન્ટર --

આ ચિત્ર માં એક કાળા કલર ની રેલિંગ પણ દેખાય છે.

આ ચિત્રમાં પાછળ એક દિવાલ ઘડિયાલ છે.

આ ચિત્ર કોઈ યોગા ક્લાસિસ નુ લાગે છે.

આ ચિત્રમાં માણસ એક એવરીમેન્સ વોર કરેલી--

આ ચિત્રમાં યોનો એસ_બી_આઈ લખેલુ એ_ટી_એમ મશીન છે.

આ ચિત્રમાં એક ભૂરા રંગનું શટર છે.

આ ચિત્રમાં એક બ્લુ બોર્ડ પર સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા લખેલું દેખાય છે.

આ ચિત્રમાં એક ભાઈ બ્લુ શર્ટ અને કાળુ પેન્ટ પહેરીને મેટ્રો બારે ઊભેલા દેખાય છે.

જેની અંદર ઘણી બધી સ્ટીલ ની ચેરો બેસવા માટે રાખેલી છે.

આ ચિત્રમાં બારીઓ પર પરદા બાંધેલા છે.

આ ચિત્ર કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ નુ છે આ ચિત્રમાં ઘણા બધા લોકો કામ કરતા દેખાય છે.

આ ચિત્ર કોઈ ફૂલ અથવા હાર માર્કેટ નું લાગે છે.

આ હારમાં વચ્ચે બ્લુ કલર ના ગોળા પણ દેખાય છે.

ટાવર નો લાગે છે આ ચિત્રમાં ઘણાંબધા એન્ટિના દેખાય છે.

આ ચિત્રમાં ઘણી બધી ખુરસીઓ છે આ ચિત્રમાં પાછળ એક નેટવર્ક ટાવર --

આ ચિત્રમાં ઉપર સાજન ડાઇનિંગ હોલ લખેલું દેખાય છે.

આ ચિત્રમાં ઉપર ઘણી બધી લાઈટો ચાલુ હોય એવું દેખાય છે.

આ ચિત્રમાં એક માણસ લાલ કલર નું ટીશર્ટ પહેરીને ઉભો છે.

આ ચિત્રમાં ઘણા બધા જીમ ના ઇક્વિપમેન્ટ પડેલા દેખાય છે.

આ બધા માણસો લાલ કાર્પેટ પર બેઠેલા છે.

આ ચિત્રમાં ધોળા રંગની ગ્રીલ છે.

આ ચિત્રમાં આજુ બાજુ ઘણા નાના નાના પહાડો દેખાય છે.